અંદર ઘણા બધા લોકો શોપિંગ કરી રહ્યા છે તેવુ દેખાય છે.

આ ફોટો કોઇ ઓફિસ નો ફોટો લાગી રહ્યો છે.

ચિત્રમાં આ બઉ બધા માણસો છે બધા માણસો--

અને લાલ કલર ની ચાર ખુરસી મુકેલી છે એ માંથી બે--

અને મસ્ત ડેકોરેશન થયેલુ છે પાછળ--

અહ ઇમેજમાં એના ઉપર કોઈ કરિયર પાવર કરીને--

આ કોઈ અભ્યારણ્યનો ઇમેજ છે એના પર--

અ શેડ મુકેલો છે જેનાથી તમને તડકો ના આવે શેડ નો કલર રેડ કલર નો છે એના પર--

આ કોઈ ખેતરનો વ્યૂ લાગી રહ્યો છે જેમાંથી એક ઝરણુ વહી રહ્યુ છે.

આ ફોટામાં તમને ડિસ્ક આપેલી છે અને દરેક ડિસ્ક પર--

કોઈ હૉલ નો છે હૉલ ની ઉપર પંખા છે.

અહીંયા બધાજ લોકો ટોપી પહેરીને બેસા છે.

ડેકોરેશન કરેલુ છે અને સ્ટેજ પર પિંક કલર થી ડેકોરેશન કરેલુ છે વ્હાઇટ લેમ્પ્સ છે.

આ ફોટો એક ગ્રાઉન્ડ નો ફોટો છે.

આ કોઇ મોટી બિલ્ડીંગ નો ફોટો છે જ્યાં--

મોટા મોટા અ ટાવર દેખાઈ રહ્યા છે ત્યાં બહુ બધું કન્સ્ટ્રક્શન કરેલું છે.

ગાર્ડન અને ટ્રી એરિયા છે હવે જ્યાં પાણી છે ત્યાં બૌજ બધા--